નમસ્તે મિત્રો
જીચેમ્પેઇન્ટ માં વ્યૂ પ્રિન્ટ અને એક્સપોર્ટ સ્ટ્રકચર્સ ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વ્યૂ વિકલ્પ ઝૂમ બાબત પેજ સેટઅપ પ્રિન્ટ પ્રિવ્યૂ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા એસવીજી અને પીડીએફ ફોરમેટસ માં ઈમેજ ને એક્સ્પોર્ટ કરતા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
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો
જીચેમ્પેઇન્ટ ની નવી એપ્લીકેશન ખોલવા માટે દશ હોમ પર ક્લિક કરો સર્ચ બાર દેખાય છે સર્ચ બાર માં ટાઈપ કરો જીચેમ્પેઇન્ટ
જીચેમ્પેઇન્ટ આઇકોન પર ક્લિક કરો
ચાલો મોજૂદ ફાઈલ ખોલો
ટૂલબાર પરથી ઓપન એ ફાઇલ આઇકોન પર ક્લિક કરો
ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે
યાદીમાંથી pentane એથને નામની ફાઈલ પસંદ કરો
ઓપન બટન પર ક્લિક કરો
ચાલો હવે વ્યૂ વિકલ્પ વિષે શીખીએ
વ્યૂ મેનુ પર જાઓ
મેનુ માં આપણી પાસે બે વિકલ્પો છે ફુલ સ્ક્રીન અને ઝૂમ
ચાલો ઝૂમ વિકલ્પ પસંદ કરો
સબમેનુ ઝૂમ ફેક્ટર્સ ની યાદી સાથે ખુલે છે
યાદીને સ્ક્રોલ કરો અને ઝૂમ to
પસંદ કરો
ઝૂમ ફેક્ટર સાથે ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે
ઝૂમ factor ની મૂળભૂત વેલ્યુ દેખાય છે
અહી આપણને જોઈતા અનુસાર ઝૂમ ફેક્ટર ને વધાવી ઘટાવી શકીએ છીએ
અપએરો અથવા ડાઉનએરો ના ત્રિકોણ પર ક્લિક કરો અને ઝૂમીંગની અવલોકન કરો
એપ્લાય પર ક્લિક કરો અને પછી ઓક પર ક્લિક કરો
સ્ટ્રક્ચર લાગુ કરેલ ઝૂમ ફેક્ટર સાથે દેખાય છે
આગળ ચાલો જોઈએ પેજ સેટઅપ કેવી રીતે કરવું
ફાઇલ મેનુ પર જાઓ પેજ સેટઅપ પર જાઓ અને તેના પર ક્લિક કરો
પેજ સેટઅપ વિન્ડો ખુલે છે
આ વિન્ડો બે ટેબો ધરાવે છે પેજ અને સ્કેલ
પેજ ટેબ વિકલ્પો ધરાવે છે જેવા કે ઇ પેપર સેન્ટર ઓન પેજ અને ઓરિએન્ટેશન
પેપર વિકલ્પ માં આપણે મૂળભૂત પેપરની સાઈઝ બદલી શકીએ છીએ
ચાલો ચાંગે પેપર ટાઇપ બટન પર ક્લિક કરો
પેજ સેટઅપ ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે
અહી ત્રણ વિકલ્પો છે ફોર્મેટ ફોર પેપર સાઇઝ અને ઓરિએન્ટેશન
ફોર્મેટ ફોર વિકલ્પ મા તમારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરો
હું મારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરીશ
પેપર સાઇઝ વિકલ્પ જુદા જુદા સાઈઝના પેપર સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે
હું એ4
પસંદ કરીશ
આ વિકલ્પ નીચે એ4 સાઇઝ નું ડાઈમેન્શન દેખાય છે
નોંધ લો કે ડાઈમેન્શન પ્રત્યેક પસંદ કરેલ પેપર સાઈઝ માટે દ્રશ્યમાન થાય છે
ઓરિએન્ટેશન વિકલ્પમા આપણી પાસે 4 રેડીઓ બટન છે પોર્ટ્રેટ લેન્ડસ્કેપ રિવર્સ પોર્ટ્રેટ અને રિવર્સ લેન્ડસ્કેપ
મૂળભૂત રીતે પોર્ટ્રેટ પસંદ થયેલ હોય છે
જેમ છે તેમ જ રહેવા દો અને એપ્લાય પર ક્લિક કરો
આગળ આપણી પાસે માર્જિન સાઈઝ છે
ટોપ માર્જિન લેફ્ટ માર્જિન રાઇટ માર્જિન અને બોટમ માર્જિન
અહી આપણે આપણી જરૂરિયાત અનુસાર માર્જિન રાખી શકીએ છીએ
આગળનું વિકલ્પ યુનિટ છે
યુનિટ વિકલ્પને ઇન્ચેસ મિલિમીટર અને પોઇન્ટ્સ મા સેટ કરી શકીએ છીએ
નોંધ લો કે જયારે આપણેUnit બદલીએ છીએ માર્જિન સાઈઝ આપમેળે યુનિટ અનુસાર બદલાઈ જાય છે
ચાલો સેન્ટર ઓન પેજ વિષે શીખીએ
અહી આપણી પાસે બે ચેક બોક્ક્ષ છે હોરિઝોન્ટલી અને વર્ટિકલી
ચાલો હોરિઝોન્ટલી ચેક બોક્ક્ષ પર ક્લિક કરો
આપણે પ્રિવ્યૂ બટન પર ક્લિક કરીને આપણા સ્ટ્રક્ચરનું પ્રિવ્યુ જોઈ શકીએ છે
અહી આપણે પ્રિવ્યુ જોઈ શકીએ છે ચાલો પ્રિવ્યુ વિન્ડો બંધ કરો
ઓરિએન્ટેશન વિકલ્પમાં આપણી પાસે રેડીઓ બટન છે
પોર્ટ્રેટ લેન્ડસ્કેપ રિવર્સ પોર્ટ્રેટ અને રિવર્સ લેન્ડસ્કેપ મૂળભૂત રીતે પોર્ટ્રેટ પસંદ થયેલ હોય છે
ચાલો હવે લેન્ડસ્કેપ રેડીઓ બટન પર ક્લિક કરો
અને પછી પ્રિવ્યૂ બટન પર ક્લિક કરો
અહી આપણે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન નું પ્રિવ્યુ જોઈ શકીએ છે
તમે તમારા અન્ય ઓરિએન્ટેશન વિકલ્પનું અન્વેષણ કરી શકો છો
જો તમે પ્રિન્ટ બટન પર ક્લિક કરો છો તો ફાઈલ બદ્લાવ સાથે પ્રિન્ટ થાય છે
પ્રિન્ટ કરવા ફેલ્ક તમે તમારી જુરીયાત અનુસાર સ્ટ્રક્ચર ને સ્કેલ કરી શકો છો
આ માટે તમે સ્કેલ ટેબમા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો
સ્કેલ ટેબ નું તમારી જાતે અન્વેષણ કરો
પેજ સેટઅપ વિન્ડો ને બંદ કરવા માટે ચાલો ક્લોઝ બટન પર ક્લિક કરો
ચાલો આગળ ઈમેજને કેવી રીતે એક્સપોર્ટ કરવી તે શીખીએ
ફાઇલ મેનુ પર જાઓ સિલેક્ટ સવે એએસ ઇમેજ પસંદ કરો
સવે એએસ ઇમેજ ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે
ફાઇલ ટાઇપ વિકલ્પ પાસે ઈમેજ વિકલ્પો ની યાદી છે
તમે ઈમેજને એસવીજી ઇપીએસ પીડીએફ પીએનજી જેપીઇજી અને અન્ય કેટલાકમા એક્સપોર્ટ કરી શકો છો
ચાલો એસવીજી ઈમેજ ને પસંદ કરો
ફાઈલ નેમ pentane એથને તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
અહી આપણે જોઈ શકીએ છીએ ફાઈલ એસવીજી ઈમેજ તરીકે સેવ થયી છે
ચાલો આગળ ઈમેજ ને પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે એક્સપોર્ટ કરીએ
ફાઇલ મેનુ પર જાઓ સવે એએસ ઇમેજ પસંદ કરો
સવે એએસ imageડાઈલોગ બોક્ક્ષ ખુલે છે
ફાઈલ ટાઈપ માંથી પીડીએફ ડોક્યુમેન્ટ પસંદ કરો
ફાઈલ નામ pentane એથને તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
અહી આપણે જોઈએ છીએ કે ફાઈલ પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે સેવ થયેલ છે
આ શાથે આ ટ્યુટોરીયલનો અંત થયા છે
સારાંશ માટે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા વ્યૂ વિકલ્પ ઝૂમ ફેક્ટર પેજ સેટઅપ પ્રિન્ટ પ્રિવ્યૂ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા અને ઈમેજને એક્સપોર્ટ કરતા
અસાઇનમેન્ટ તરીકે સ્ટ્રક્ચરને એ5 બી5 અને જેબી5 ફોરમેટમાં પ્રિન્ટ કરો
ઈમેજને ઇપીએસ અને પીએનજી ફોરમેટમાં એક્સપોર્ટ કરો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર